પાછળ દીવાલ પર ભારત સંસદનું ચિત્ર છે ખૂણામાં બુધ્ધાનું ચિત્ર છે.

નીચે સૂર્યનમસ્કારના બધા જ આસનો દર્શાવેલા છે ઓમ નું ચિત્ર મૂકેલું છે.

વિવિધ યોગા મેટ અને મોટા બોલ્સ દેખાઈ રહ્યા છે દિવાલ પર સફેદ પંખો છે.

ત્રણ પાદરીઓ છે ત્રણે પાદરીઓ કંઈ વાંચન કરી રહ્યા છે.

નાની એવી ટેકરી પરથી ઉપરથી ઝરણા જેવું ખલખલ કરતું પાણી નીચે આવી રહ્યું છે.

મકાનની બાજુમાં ખજુરીના ઝાડની હારમાળા દેખાઈ રહી છે.

થાંભલાઓ મોટા મોટા જે વીજ પુલ જેવા નજર આવી રહ્યા છે.

વિમ કોલેજ પારડીનું દ્રશ્ય જમણી બાજુએ શેડ બનેલો છે.

સ્ટેશનરી ની દુકાન છે વિવિધ ખાનામાં નોટબુકો ના થોકડા દેખાઈ રહ્યા છે.

ગાડી ઊભેલી દેખાય છે જેનો રંગ ભૂરો મેટાલિક માં છે જેની પાછળ નંબર પ્લેટ પર બાપા સીતારામ લખેલું છે.